અને બધી વસ્તુઓ તાં એક પતરા નીચે મૂકી રાખેલી છે.

ઘણી બધી ફોરવીલો ઉભી રહેલી છે લાઈટ ચાલુ છે.

સાઈડ પર લોખંડનો ટેબલ જેવી મોટી છે ખાલી છે.

આ એક કેંડો છે જ્યાં સ્કૂલ ના વિદ્યાર્થીઓને રમાડવામાં આવી રહ્યા છે ખોખો રમી રહ્યા છે.

ચશ્માના કલર ઘણા બધા છે ગ્રીન વાઈટ બ્લેક બ્લુ રેડ ભૂરો લાલ બ્લેક .

શિવ શક્તિ ની દુકાન છે જેમાં એક છોકરી બાર ઉભી રેલી છે આદફ વાળીને રેડ કલર નું ફ્રૉક પહેરેલો છે.

એક ખુરશી છે જેન પર કોઈ બેસેલું નથી પારીના ઓરા પડી રહ્યા છે.

રાઈટ સાઈડ ઉપર ખૂણામાં એક કેમેરો મુકેલો છે તેના નીચે એક બીજો કેમેરો છે.

બ્લેક કલર નું આખી દિવાલ છે જેના પર તે કામ કરી રહ્યો છે.